તો આપડે એટલે એના માટે જન્મ જયંતિ ઊજવા નો સમય આપણને બધા ને આયપોતો તહેવાર ઉજવી તિયારે આખા ગામ ના લોગો મંદિર રે ભેગાં થાય આમ આડે દિવસે કોઇને time નો હોય તોહ અત્યારે હેને માણસ માણસ વચ્ચે એક આદ બીજા અંતર હો વધવા ના બદલે ઘટતું જાય હે

કોઈ ને કોઈ ને પ્રેત્ય કોઈને ભાવ નથી એના માટે એક મંદિર હૈ એક ગામ માટે ગામ ના લોકો માટે એક માધ્યમ હતું એમ હું તો યા કોઈ જાવા ત્યાં ના માણસો જવા તૈયાર નથી તો દીવસે દિવસે જે આપણી ભારતિય સંસ્ફુર્તિ હૈ નાશ થઇ સેને

જો આવીજ રીતે રહેશે તોહ આપડે અત્યારે કેને જાગૃત થઉં પડશે તો અત્યારે જે બાળકો ના માતા પિતા હોય એને જ જાગૃત થાવું પડે ઊહુ કે બાળક નો તોહ ખબર નથી કે રામ જન્મ શું કે કૃષ્ણ જન્મ શું મહાશિવરાત્રી શું કાંઈ તહેવાર ની એને કાંઈ ખબર જ નથી તો આપણા ઘર માં એ તહેવાર ઉજવે શે તો ઈ બાળક ને ખબર પડશે નકર ને બાળક ને કાંઈ ખબર જ નહીં પડે તો આગળના અત્યારના અત્યારે હાવ ઓછું થઇ ગ્યુ હે કોઈ એવું કાંઈ લાગતુજ નથી હવે આપડે છેને ફળ આહાર કરતા તે દી ફરાળ બનાવતા તેવી એક દીવસ ખોરાક માં બદલ કરી સાથે સાથે એટલે આપણને મન થી એમ થાઈ કે આજે આપડે રામ જન્મ રાયહિ અહં અપડે એમની જન્મ જ્યંતી ઉજવી જોઈએ

બધા એમ કહે કે એવું કઈ ભાવતું નથી એમ કરી ને ભલે વર્ષના બીજા તહેવાર રયે કે નો રયે અપવાશ ને એવું ન કરે પણ એવા બે ત્રણ એવા તહેવાર એવા હોય ને તે આપડે ઇ આપડે ઉજવા જોઈ

અતિયારે આમ જોઈને તો રામ જન્મ કર્ષ્ણ જન્મ ઈ કોઈ ને આમ નથી ગમતું તો આમ નાચવાનું ને એવું કુદવાનું ને એવું હોય ને તો ઈ ગમે હે એક નવરાત્રી હેને બધા ગમતી એમાં ખાલી બાધા હે ને dance કરવાહે disco દાંડિયા લેવા હે એમાં કઈ ઊપવાશ નથી કરવી નવરાત્રી હોય તો ત્યારે શું કરે ભગવાન ની ભક્તિ ભગવાન ની આરાધના કરવાની હતી માતાજી ની સ્તુતિ કરવાંની હતી માતા જી ના ગરબા ગાવા ના હતા ઈ બધું તો અત્યારે લુપ્ત જ થઇ ગયું સે અને અત્યારે તો દાંડિયા રાસ ના બીજા નવા અને સ્તુતિ કરવાનાં બદલે પોતાના મોજ શોખ ત્યારે છોકરા છોકરીયો ભેગા થઇ ને અત્યારે નવી શુ કે કહે પક્ષિમ ની સસ્કૃતિ પ્રમાણે ના પહેરવેશ પેહરી અને એ રીતના કપડાં પેહેરી ને એવી રીત ના dance કરવામાં ને આમ તેમ એમાં વાધારે માને છે કુદરતી છે જે આપણી આરાધના કરવાનું શું કે માતા જી ની આરાધના કરવા થી આપને દૈવી શક્તિ પ્રાપ્ત થાય છે એટલે એ બધું તો અત્યારે લુપ્ત થઇ ગયું છે કોઈ માતા જી ની આરાધના કરવાનું એતો કે આવતુંજ નથી ઈ કોઈ કરવા માટે એવું કરવા માટે તૈયાર જ નથી disco દાંડિયા જાઉં હોય party plot માં disco દાંડિયા હોય અને એટલે યાં આપણને તૈયાર થઉં એના માટે કેટલોય સમય બગાડ શે હમ બાકી ઘરે જે પાંચ ગરબા ગાવા અથવા ખાલી આરતી ગાવી એવો એને time નથીએટલે હમ આમ માણસો ને એમ કહે કે time ઓમ time છે એવુંય નથી કે time નથી હં

એટલે અત્યારે સંસ્કૃતિ લુપ્ત પછી લાગે છે hello સંસ્કૃતિ અત્યારે જે સંસ્કૃતિ જે આપડા સંસ્કાર હતા લુપ્ત થતા એવું લાગે છે નવરાત્રી હોય જન્માષ્મી હોય જન્માષ્મી માં શું કે કૃષ્ણ ભગવાન જન્મ કેવી રીતે થયો તો કૃષ્ણ ભગવાન નો જન્મ કેવી પરીસ્થીતી હતી બધું યાદ હોય કૃષ્ણ ભગવાન ના જીવન વિષે આપણે આપણા એવી રીતના

કોઈ પણ ને પ્રષ્ન થાઈ કર્ષ્ણ ભગવાન જન્મ સમય કેમ ઉજવાનું કર્ષ્ણ ભગવાન જન્મ છે તો જો આપણા ઘર માં એવા સંસ્કાર હોય બાળકો ને આપણે સંસ્કાર દઈ સકેય કે કઈ શકે.

એમાં બધા માં જન્માસ્ટમી સમયેનો રાજા નો ઉપયોગ કરશે પણ ભગવાન ના જન્મ થયોતો ભગવાન કેવો જીવન જીવતાં બને ના જીવન સુ સુ કર્યુ ઈ કોઈ બાળકે યાદ કરીયે એની કહાની ક્હે નહિ

મેહસાર ની માટે અપને સંસ્કૃતિ જૂન કોઈ દિવશ એનો જન્મ જીવસ ઉજવતોજ ન હોત ભગવાન ના તહેવાર ઉજ્વાતાજ ન હોત તોહ આપણે વર્ષે વર્ષે યાદ નો કરતા હોત તોહ આપણે વર્ષો પેહલા જીવી ગયા હોત આ પ્રથા ચાલુ રાખી છે ઋષિ મુનિઓ હાઈલી આવે છે આપણા પરમ પરાગત આપણા ગઈઢા આપણા વંશ છે ચાલુ રાખી જી અપને ચાલુ અતિયાર તો એમાં એલુ કાય નથી અમુક પડી સાથે આ બધું લુપ્ત થઇ જાય કેહ સુ જન્માષ્ટમી છે તોહ રાજા છે એમ ફરવા જવાનું મોજ્જ શોક ઇ નહિ ખબર હોય ભગવાન નો જન્મ કેવી રીતે થયો ક્યાં જન્મ થયો મથુરા માં અને કેવી રીતે ગોકુલ માં પોહચાડે છે નંદબાવા ન્યા જાયને જશોદા ને કર્ષ્ણ ભગવાન જન્મ સે કાનુડા જન્મ સે બતાવે એને ગોકુલ માં એકદમ આમ મસ્ત ઉત્સવ ઉજવાય છે એ બધું તો બાળકો ને ભૂલાતુજ જાય કેમ કહે તો કાય કોઈ યાદ કરીને કહેતુંજ નથી બાળકો ના જીવન માં એવું તહેવારો વિશે એમાં તું બધું નીકળ તું જાય છે તમારું સુ કહેવાનું છે. હમ બરોબર આમ જોય તો દિવાળી જો એવી રીતે દિવાળી તહેવાર જોઈ તોહ દિવાળી બધા ને ગમેજ છે.

લાખો હાજર ના રૂપિયા ના ફટાકડા ફૌડ નાખશે પણ એને ઇ ખબર ન હોય દિવાળી સુ કામ ઉજવી હ એટલે અત્યાર ના સમય માં અતિયાર ના બાળકો ને આપણે ખાસ દિવાળી ઉજવાતા હોય એને ખબર હોવી જોયે દિવાળી શા માટે હ

આપણે દિવાળી હ પછી બીજા દિવસ આપણે નવો બેશતું વરશ કરીયે હ બેશતું વરશ નું તહેવાર મહત્વ એવુજ ઘટી ગયું કે કોઈ કોઈ અત્યારે ઘરે જઉ નત ગમતું તોહ ક્યાં જઉ ગમે તોહ કહે ફરવા

પેહલા એવી રીતે હતું તે દિવસ આખો દિવસ નવી મિષ્ટાન બાનાવી જમે એમ એને ઘરે રાતે દીવો કરે

બીજું કાય મહત્તવ નથી લાગતું તોહ હવે આગળ સુ થશે તોહ કાયને સુ થશે ખબર પડતી નથી તહેવારોની તમારું સુ કેહવું ના સાચી વાત છે દિવાળી ના દિવશે એમ કે બાધા એકા બીજા મળતા એકા બીજા આપણા સબંધી હોય એને આપણા બાળકો હોય એકા બીજા મળે અને મોટા હોય અને વડીલો હોય અને નાના બાળકો પગે લાગતા એના થી એકા બીજા અંદર મર્યાદા આવતી કહે મોટું છે આ નાનું બાળક છે મોટા ગમેતે જે ઉંમર માં મોટું હોય એના થી નાનું હોય એના પગે લાગે છે એટલે મર્યાદા નું છોકરા ઓને અંદરબાળકો ની અંદર ઇ હતું એકા બીજા બાધા ને મળવા જવા ની વાત આવતી એ કાયમ મળતું હોય કે ના મળતું હોય દિવાળી બેશતા વર્ષ ને દિવશ બધા એકા બીજા ઘરે જય મીઠાઈ ખાયે મીઠા મોઢા કરે મળે અને હરક થી છોકરા હાથ માં રત્ના પૈસા છોકરા રાજી થાય અને એકા બીજા એમ ભેટ આપવાની ટૂંકમાં એમ કે અમુક પૈસા આપી છોકરા ઓને ઉત્સાહીત કરે અને છોકરા રાજી થાય આવી રીતે બધા રિવાજો સારા હતા જેના થી બધા ને પ્રોસ્થાન મળતું તહેવારો નું જ્ઞાન મળતું અત્યારે તો જેમ છોકરાઓને હરક થી પૈસા આપતા હોય એનું સુ ગણાય સે લે અપને પૈસા જરૂર સે પૈસા આપીયા એવું નથી ગણાતું કે મને ભેટ અપી થી એમ બીજુ એને પગે લાગે તોહ એને પગે લાગવાને શરમ આવે. અમે કાય સુ કરવા મોટે પગે કોઈ ને લાગે લાગીયે અમારે અમે કેમ નમવું અમે તોહ મર્યાદા ની ઓલી હતી કે અતિયારે શરમ વૈગઇ છે નથી કોઈ ને ગમતું પગે લાગે તહેવાર નું મહત્તવ ઘટતું જાય છે દીયે ને દીયે

ભગવાન શિવરાત ને આખો દિવશ જેમકે આપણે

શિવજી ને યાદ કરો ભગવાન શિવ ને તો રાત નો તહેવાર ગણાય છે શિવરાત્રી નવરાત્રી એમ કે રાતનો તહેવાર ગણાય છે ઈ રીતે ભગવાન ને આખી રાત બધા ભજન કીર્તન કરી અને સામે એવું સરસ માહોલ માહોલ બનાવી દેતા તા કે ભગવાન ને પુથ્વી ઉપર આવાની ઈચ્છા થઇ જાય એમ ભગવાન આવતા એવી રીતે

નાશ કરી દે આઉ બધા આપણા સ્વસ્થ માટે પણ એકો એક તહેવાર નો મહત્તવ હતું એની પાછળ ઇ ઓલી પ્રમાણે તહેવાર અને રૂતુ પ્રમાણે પાસે સબંધી કોઈ પણ જે વસ્તુ ખાવા ની મળતી એ એવીજ રીતે ઉત્પાદન થતું હોય ખેતર માં જમીન ઉપર અપને ખાવાનું કહે શરીર માટે સારું રહેતું તું આવીજ રીતે એકો એક logic ઋષિ મુનિયો એ કરેલો હતું આમ અપને બધા તહેવારો ઉજવાના હતા પણ અતિયારે કોઈ ને ઇ વાસ્તુજ ગમતું નથી અને એકદમ બધું તહેવાર નું કંઈ મહત્તવ નથી રહેતું એમ તમારું સુ કહેવાનું સે બારોબાર સે કહે શરદ પૂનમ ના દિવશે કહે ને બધા કોઈ પેહલા ગામડા માં બધા ભેગા મળીને ખેતર જાતા પછી કાય કરલે ઈ ઈ બાને ચન્દ્ર ના પ્રકાશ નીચે રહી શકે બાકી આમ કાય ની બધા પૂનમ કરતા શ્રેષ્ટ પૂનમ હોય તો શરદ પૂનમ

બાર મહિના ની બાર પૂનમ આવે, દરેક પૂનમ નું મહત્વ છે પણ શરદ પૂનમ નું મહત્વ વધારે છે. પછી આપડે નવા topic સાથે ફરી મલસુ ને જય શ્રી કૃષ્ણ કૃષ્ણ

કોણ તમે? હું તો છું કોણ તમે?

બરોબર ક્યાંથી બોલો છો

ગુજરાતમાં ક્યાંથી બોલો છો તમે?

એવું છે? હું પણ અમદાવાદથી જ બોલું છું. અમદાવાદમાં ક્યાં રહો છો? આપણે મિત્ર જ છીએ. એવું? હું તમારા સાથે જ ભણતો હતો શાળામાં. અભી યાદ આયુ? એવું છે કઈ બાજુ બેસાતા તમે? તમારા જોડે બેન્ચ બેસતો હતો.

હા આવ્યું યાદ.

આપણે તમે કઈ ગુજરાતમાં કઈ ઇતિહાસ વિશે જાણો છો? ના કઈ ઇતિહાસ કઈ નઈ આપણે મુઘલ શાસન દરમિયાન કઈ યુદ્ધ થયા હતા તમને ખબર છે? હા ખબર છે ને પાણીપતને બધા થયા હતા યુદ્ધ. પેલો યુદ્ધ થયું તો કંઈક પાણીપત ન હતું પ્રથમ યુદ્ધ. ખબર છે તમને?

એ પહેલું યુદ્ધ થયું ને કંઈક પંદરસો છવ્વીસમાં થયું હતું. કોના વચ્ચે થયું હતું ખબર ના, મને કંઈ ખબર નથી એની મારા ખ્યાલથી કદાચ એ બાબર અને ઇબ્રાહમ લોદી વચ્ચે થયું હતું. એ યુદ્ધનું કંઈક પરિણામ આવ્યું એ મને કંઈ ખાસ ખબર નથી.

પંદરસો છપ્પન માં. તમને ખબર છે? કોના વચ્ચે થયું હતું એ યુદ્ધ? કોના વચ્ચે થયું હતું બીજું યુદ્ધ. મને કંઈ જ ખબર નથી એના વિશે

અને અકબર નું ગુજરાત પર આક્રમણ ક્યારે થયું હતું. ગુજરાત ઉપર આક્રમણ કર્યું હતું. યાદ છે તમને? કોઈ question આવતા હોય કંઈક સામાન્ય જ્ઞાનના અંદર. ના મને અત્યારે યાદ નથી કઈ એ કંઈક જે ગુજરાત ઉપર જે અકબરે આક્રમણ કર્યું હતું ને એ પંદરસો બોત્તેર માં કર્યું હતું. બરોબર એવું છે? આ હલ્દીઘાટીનું યુદ્ધ ખબર છે તમને?

મને ખબર છે થોડું થોડું યાદ છે કઈ સાલમાં મારા ખ્યાલથી પંદરસો છોતેરમાં થયું હતું. જે અકબર અને મહારાણા પ્રતાપ વચ્ચે થયું હતું.

શિવાજી વિશે કઈ જાણકારી છત્રપતિ શિવાજી મહારાજ? હા એ પણ બહુ સારા હતા. અને કંઈક ખબર છે? ભારત પર યુરોપિયન પ્રજાનું આગમન થયું હતું. ક્યારે કંઈક મારા ખ્યાલથી સૌપ્રથમ તેમને પંદરસો પાંચમા પ્રથમ પોર્ટુગી હતી. જે શરૂઆતમાં જઈ ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સ્થાપના કરી હતી ચૌડસો આથાણુ માં એના પછી કંઈક ડચ પ્રજાનું આગમન થયું હતું કઈ કમ સે કમ કંઈક ત્રણ કે ચાર કંઈક પ્રજા હતી જે ભારતમાં યુરોપ તરફથી આવી હતી. એક હતી પોર્ટુગીઝ એક ડેનિસ હતી અને એક ફ્રેન્ચ હતી. ભારત પર આક્રમણ કરવાના અને સ્થાપના કરવાના કંઈક પોતાનું વ્યવસ્થા તંત્ર દર્શાવવાના કંઈક આ લોકો એવું ચાહતા હતા. સ્વતંત્રતા છીનવી હતી. બીજું કંઈ જાણતા હોય તમે ઇતિહાસ વિશે.

બીપરજોય ઓ એટલે કઈ જગ્યા ઉપરથી ઉપરની સાઈડથી નીકળશે કે પોરબંદરથી કંઈક છસો કિલોમીટર દૂર થઈ જશે. તો કંઈક એનાથી કંઈ નુકસાન નુકસાન તો નહીં થાય ને? નુકસાન તો થવાનું જ છે ને જ્યાં પણ જશે ત્યાં. એવું છે અને કોને આ હવામાન વિભાગની જાણકારી આપી હતી? આ અંબાલાલ કરીને છે એક એમણે આપી હતી

સારું તો તમને ખબર છે બ્રહ્મ સમાજની સ્થાપના કોણે કરી હતી?

બ્રહ્મા સમાજની સ્થાપના મારા ખ્યાલથી રાજા રામમોહનરાય એ કરી હતી.

આર્ય સમાજની સ્થાપના દયાનંદ સરસ્વતીએ કરી હતી. હમ અને રામકૃષ્ણ મિશન વિશે કઈ જાણતા હોય તો ના મને કંઈ ખબર કારણ કે તે હતા સ્વામી વિવેકાનંદ હતા. જેમણે રામકૃષ્ણ મિશન ની સ્થાપના કરી હતી. બરોબર સારું બીજું કંઈ જાણતા હોય તો તમે. બીજું બોલો તમે મારા ભારત વિશે કંઈ જાણતા હોય તો. ના મને કંઈક જ્ઞાન નથી. આપણે ગુજરાતમાં ઓલી ઊંચી પ્રતિમા છે ખબર છે તમને કઈ પ્રતિમા? હા એક નવી પ્રતિમા બનાવી છે.

નામ તો અત્યારે નથી યાદ. આ કંઈક સરદાર પટેલની છે ને હા સરદાર પટેલ એના અંદર એન્ટ્રી ફી છે અને પછી અંદર થઈને જવાનું કઈ જગ્યાએ આવેલી છે આ પ્રતિમા?

નર્મદા ડેમ કે નદીના કિનારે આવેલી છે ને? હા ત્યાં હશે ક્યાંક અને જે પ્રતિમા છે સરદાર પટેલની છે એને શું અંગ્રેજીમાં શું કહેવાય સ્ટેચ્યુ ઓફ યુનિટી કહેવાય છે. હા એવું છે. આ બીજી કોઈ પેલી સ્ટેચ્યુ ઓફ લિબર્ટી છે. ખબર છે તમને? વિદેશમાં છે એવું છે. બોલો કઈ જગ્યાએ તમે કોઈ સારી એવી જગ્યાએ તમને ગમતી હોય ફરવા જેવી.

ત્યાં પણ એક મ્યુઝિયમ છે. ત્યાં અંદર સોનાની થાળીઓ છે. સોનાની થાળીઓ છે? હા મ્યુઝિયમ ની અંદર

એ તો યાદ નથી પણ હું ગયેલો છું અંદર એકવાર મિત્ર જોડે ગયો હતો.

ખાલી એમ જ ફરવા નીકળી પડ્યો હતો તો અંદર આપણે અમદાવાદમાં ગાંધી આશ્રમ છે. ખબર છે? ગાંધીજીનો આશ્રમ છે.

એ પણ સારી એવી જોવા જેવી જગ્યા છે

સારંગપુર હનુમાનજીનું મંદિર છે ને? હવે એક બીજું કંઈક લાલ દરવાજા ભદ્રકાળી મા નુ મંદિર પણ છે. હા ત્યાં પણ મંદિર છે અને ફરી કંઈક ઇસ્કોન શ્રી કૃષ્ણ ભગવાનનું પણ મંદિર છે ને?

ઇસ્કોન રાધે કૃષ્ણ માનસી કૃષ્ણના મંદિર છે કોઈ અહીંયા ગુજરાતમાં સારા એવા તમને ખબર હોય અહીંયા ડાકોરમાં છે એક. દ્વારકાધીશ વિશે જાણો છો તમે દ્વારકા.

ભગવાન શ્રીકૃષ્ણના ભાઈ કોણ હતા?